લીબરઓફીસ મેઠ પરના આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું ગ્રીક અક્ષરોનો ઉપયોગ જેવા કે આલ્ફા બીટા થીટા અને પાઇ કૌંસનો ઉપયોગ કરવું વર્ગસમીકરણ હલ કરવા માટેના પગલાંઓ લખવું
ચાલો શીખીએ મેઠનો ઉપયોગ કરી ગ્રીક અક્ષરો કેવી રીતે લખવું
આ માટે ચાલો સૌ પ્રથમ છેલ્લા ટ્યુટોરીયલમાં આપણે રાઈટરનું ઉદાહરણ ડોક્યુમેન્ટ mathexample1ઓડીટી બનાવેલ હતું તે ખોલીએ
ગ્રે બોક્સ જેની પાસે આપણે લખેલ સૂત્ર છે તે ઉપર બે વખત ક્લિક કરો
આ મેઠ ફોર્મુલા એડિટર અને એલિમેન્ટ વિન્ડો ખોલશે
ચાલો ફોર્મ્યુલા એડિટરની બોર્ડર પર ક્લિક કરીએ અને તેને ફ્લોટ બનાવવા માટે ખેંચીને જમણી તરફ મુકો
આ સારી દૃશ્યતા માટે રાઈટર વિન્ડોને મોટું કરે છે
હવે ગ્રીક અક્ષરો ઉદાહરણ તરીકે આલ્ફા બીટા થીટા અને પાઇ ગાણિતિક સૂત્રોમાં સામાન્ય છે
પરંતુ આપણને આ અક્ષરો એલિમેન્ટ વિન્ડોમાં ન મળશે
આપણે તેમને અંગ્રેજી અક્ષર સાથે ટકા ચિહ્ન અનુસરી ને સીધું લખી શકીએ છીએ
ઉદાહરણ તરીકે પાઇ લખવા માટે આપણે ફોર્મ્યુલા એડિટરમાં માત્ર160pi લખીશું
નાના અક્ષરો માં લખવા માટે નાના અક્ષરો માં અક્ષરનું નામ લખો
ઉદાહરણ તરીકે નાના અક્ષરોમાં આલ્ફા લખવા માટે160alpha અથવા160beta લખો મોટા અક્ષર લખવા માટે મોટા અક્ષર માં અક્ષરનું નામ લખો
ઉદાહરણ તરીકે ગામા ને મોટા અક્ષર માં લખવા માટે160GAMMA અથવા160 થેટા લખો
ગ્રીક અક્ષરો દાખલ કરવા માટેનો બીજો માર્ગ છે ટૂલ્સ મેનુમાંથી કેટલોગ નો ઉપયોગ
સિમ્બોલ સેટ હેઠળ ગ્રીક પસંદ કરો
અને યાદીમાંથી ગ્રીક અક્ષર ઉપર બે વખત ક્લિક કરો
ગ્રીક અક્ષર આલ્ફા માટેના માર્કઅપ ની નોંધ લો જે યાદી નીચે પ્રદર્શિત કરવામાં આવેલ છે
તો આ રીતે આપણે એક સૂત્રમાં ગ્રીક અક્ષરો દાખલ કરી શકીએ છીએ
અન્ય ગ્રીક અક્ષરો ના માર્કઅપ માટે જાણવા સિમ્બોલ્સ કેટલોગ નું સંશોધન કરો
ચાલો હવે જાણીએ કે આપણા સૂત્રો માં કૌંસ કેવી રીતે વાપરવું
મેઠને એક સૂત્રમાં ઓપરેશનના ક્રમ વિશે ખબર નથી
તેથી ઓપરેશનના ક્રમ જણાવવા માટે આપણે કૌંસ વાપરવા પડશે
ઉદાહરણ તરીકે આપણે કેવી રીતે લખીશું ફર્સ્ટ એડ એક્સ એન્ડ ય થેન ડિવાઇડ 5 બાય થે રિઝલ્ટ
આપણે 5 ઓવર એક્સ ય લખી શકીએ
હવે શું આ ખરેખર એ છે જે આપણે લખવા ઈચ્છતા હતા
ના આપણે પ્રથમ એક્સ અને ય ઉમેરવા ઈચ્છીએ છીએ અને આપણે તે એક્સ અને ય ની આસપાસ કર્લી કૌંસ દાખલ કરી કરી શકીએ છીએ
અને માર્કઅપ આ રીતે દેખાશે 5 ઓવર xy ઇન કર્લી બ્રેકેટ્સ તેથી કૌંસ સૂત્રમાં ઓપરેશનના ક્રમને સુયોજિત કરવા ઉપયોગી થાય છે
ચાલો ટોચ પર ફાઇલ મેનુ વાપરી અને સવે પસંદ કરીને આપણા કાર્યને સંગ્રહીયે
ચાલો હવે વર્ગસમીકરણ ઉકેલવા માટે ના પગલાંઓ લખીએ
આપણે રાઈટર ડોક્યુમેન્ટમાં કન્ટ્રોલ Enter કળ દબાવી નવા પૃષ્ઠ પર જઈશું
ચાલો લખીએ સોલ્વિંગ એ ક્વાડ્રેટિક ઇક્વેશન અને ઇન્સર્ટગટોબજેક્ટગ્ટફોર્મુલા મેનુ માંથી મેઠ ને બોલાવો
મેં પહેલેથી જ વર્ગસમીકરણો લખ્યા છે તેથી સમય બચાવવા માટે હું તે કાપીશ અને ચોતાડીશ
તો આ વર્ગસમીકરણ છે જે આપણે ઉકેલીશું એક્સ સ્ક્વેર્ડ 7 એક્સ 3 0 તેને ઉકેલવા માટે આપણે સ્ક્રીન પર દર્શાવવામાં આવેલ વર્ગાત્મક સૂત્ર વાપરી શકીએ છીએ અહીં એ એક્સ સ્ક્વેર્ડ ટર્મનો ગુણાંક છે બી એક્સ સ્ક્વેર્ડ ટર્મનો ગુણાંક છે અને સી સ્થાયી છે
અને આપણે સૂત્રમાં એ માટે 1 બી માટે 7 અને સી માટે 3 બદલીને આ સમીકરણ હલ કરી શકીએ છીએ
તેથી ચાલો પ્રથમ આપણે જે વર્ગસમીકરણ હલ કરવા ઈચ્છીએ છીએ તે માટેનું માર્કઅપ લખીએ
પ્રથમ આપણે ઇન્સર્ટગટોબજેક્ટગ્ટફોર્મુલા મેનુ માંથી મેઠ ને બોલાવીશું
ફોરમેટ એડિટર વિન્ડો માં ચાલો નીચે પ્રમાણે માર્કઅપ લખીએ એક્સ સ્ક્વેર્ડ માઇનસ 7 એક્સ પ્લસ 3 0 ચાલો સારી રીતે વાંચી શકાય તે માટે ખાલી લીટીઓ દાખલ કરવા માટે બે ન્યૂલાઇન્સ લખીએ
Enter દબાવો અને ક્વાડ્રેટિક Formula લખી Enter દબાવો
ફોર્મુલામાં સૌથી અંદર ના એલિમેન્ટ સાથે શરૂ કરી જટિલ ફોર્મ્યુલા ને તોડવું એ હંમેશા સારો અભ્યાસ છે
અને પછી આપણે આ એલીમેન્ટો ની આસપાસ આપણી રીતે કામ કરી શકીએ છીએ
તેથી આપણે સૌથી આંતરિક સ્ક્વેર રૂટ વિધેય પ્રથમ લખીશું
અને કર્લી કૌંસમાં માર્કઅપ હશે સ્ક્વેર રૂટ ઓએફ બી સ્ક્વેર્ડ 4એસી
આગળ આપણે ઉપરના સમીકરણમાં માઇનસ બી પ્લસ ઓર માઇનસ ઉમેરીશું અને તેમને કર્લી કૌંસ અંદર મુકીશું
આપણે ઉપરના એક્સપ્રેશનમાં અન્ય કર્લી કૌંસના સમૂહ ઉમેરી ગણક બનાવીશું
એક્સપ્રેશનમાં ઓવર 2એ ઉમેરો
અને અંતે શરૂઆતમાં એક્સ ઇક્વલ્સ ઉમેરો
આસપાસ ઇક્વલ ટીઓ ચિહ્ન બે લાંબા અન્તરાલ સાથે
અને આ છે વર્ગાત્મક સૂત્ર આ રીતે આપણે જટિલ સૂત્રો તોડી અને તેમના ભાગ કરી બનાવી શકીએ છીએ
આગળ ચાલો બાકીના લખાણને ફોર્મુલા એડિટર વિન્ડોમાં નીચે પ્રમાણે લખીએ160 વ્હેરે એ ઇસ થે કોએફિશિયન્ટ ઓએફ થે એક્સ સ્ક્વેર્ડ ટર્મ બી ઇસ થે કોએફિશિયન્ટ ઓએફ થે એક્સ ટર્મ સી ઇસ થે કોન્સ્ટન્ટ
અને પછી એક ન્યૂલાઇન
અને લખો વે સીએએન સોલ્વ થે ઇક્વેશન બાય સબસ્ટિટ્યુટિંગ 1 ફોર એ 7 ફોર બી 3 ફોર સી
આ પછી બે ન્યૂલાઇન લખો
તેથી સબસ્ટીટ્યુશન પછી માર્કઅપ સ્ક્રીન પર દર્શાવવામાં આવેલ છે તે પ્રમાણે છે160 તો આપણે આ સમીકરણ માં કૌંસની મદદથી નંબરો મુક્યા છે
ઠીક છે અહીં તમારા માટે અસાઇન્મેન્ત છે વર્ગસમીકરણ ને ઉકેલવા માટેના બાકીના પગલાંઓ પૂર્ણ કરો
બે અલગ પરિણામો પ્રદર્શિત કરો
ગોઠવણી એટલે કે એલિગ્નમેન્ટ્સ અને અંતર એટલે કે સ્પેસિંગ બદલીને પગલાંઓ ફોર્મેટ કરો
જરૂરી જગ્યા એ લાંબા અન્તરાલો અને ન્યૂલાઇન્સ ઉમેરો
નીચેનું સૂત્ર લખો પી ઇસ સિમિલર ઓર ઇક્વલ ટીઓ 314159 લીબરઓફીસ મેથમાં ગ્રીક અક્ષરો કૌંસ અને સમીકરણો પરના આ ટ્યુટોરીયલ અહી સમાપ્ત થાય છે
સારાંશ માટે આપણે શીખ્યા ગ્રીક અક્ષરોનો ઉપયોગ જેમ કે આલ્ફા બીટા થીટા અને પાઇ કૌંસની મદદથી વર્ગસમીકરણ હલ કરવા માટેના પગલાંઓ લખવું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
જોડવા બદલ આભાર